આ દ્રશ્યમાં ઇમારતો વૃક્ષો અને જાહેરાતના બોર્ડ પણ દેખાઈ રહ્યા છે.

લાકડાના ટેબલ અને દિવાલ પર અરીસાઓની સજાવટ જોવા મળે છે.

રૂમમાં લાલ ખુરશીઓ અને જમણી સાઈડ પર લાકડાના ટેબલ ઉપર લેપટોપ તથા કોમ્પ્યુટર ગોઠવેલ છે.

ડાબી સાઈડ લોખંડની સીડી તથા લોગ ઓન સેલ્સ એન્ડ સર્વિસ નો એક બોર્ડ પણ મારેલો છે એના નીચે બેગ પણ મૂકેલી છે.

આ એક ઇમારતનો ફોટો છે જે કદાચ કોઈ શાળા કોલેજ કે સરકારી ઇમારત લાગે છે.

ઇમારત પણ સમારકામ ચાલી રહ્યું હોય તેવું લાગે છે કારણ કે તેના પર પાલખ બાંધેલો છે.

ત્યાં કાચના છાજલીઓ પર ઘણી બધી દવાઓ અને અન્ય ઉત્પાદનો ગોઠવેલ છે.

ડાબી બાજુ એક રેફ્રિજેટર અને એક દરવાજો દેખાય છે ઉપરની બાજુએ એક ઘડિયાલ પણ દેખાય છે.

કેટલી ખુરશીઓ કાળી કેટલીક આછા ભૂરા રંગની અને કેટલીક રંગબેરંગી ખુરશીઓ.

સ્કૂલ બસ ની પાછળ શાળા દેખાઈ રહી છે શાળાની જમણી બાજુ મોટું વિશાળ ઝાડ દેખાઈ રહ્યું છે.

ત્યાં વાળ કાપવા માટેની ખુરશીઓ મોટા અરીસાઓ અને દિવાલ પર વિવિધ ઉત્પાદનોના સેલ્ફ દેખાય છે.

દિવાલ પર રંગીન કલાકૃતિ લગાવેલી છે એના ઉપર એ_સી પણ રાખેલ છે.

બિલ્ડીંગ ની આસપાસ લીલા વૃક્ષો અને છોડ પન દેખાઈ રહ્યા છે.

સૂચવે છે કે ઓગણીસો એંશી થી આ કાર્યરત છે એન કે જ્વેલર્સ સોનાની ચાંદીના વેપારી છે.

દિવાલ પર કેટલી સજાવટની વસ્તુઓ અને એક બોર્ડ પણ દેખાય છે જેમાં તડકા પીઝા કેક જેવા શબ્દો લખેલા છે.

આ ચિત્રમાં એક આધુનિક ઈમારત દેખાઈ રહી છે જે કદાચ કોઈ શાળા અથવા કોલેજ ની લાગે છે.

જમણી બાજુએ શાવર અને નળના વિવિધ મોડેલો રાખેલા છે.

સ્ટોર માં ઘણી બધી વોશિંગ મશીનો વોશિંગ મશીનો છે ની પાછળ ફ્રીજ છે અને એકદમ પાછળ એ_સી પણ મુકેલા છે.